બ્લેન્ડર ટ્યુટોરીયલોની શ્રેણીમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 259 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે
આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું કે પ્રોપર્ટીઝ વિન્ડો શું છે પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ સીન પેનલ વર્લ્ડ પેનલ અને ઓબ્જેક્ટ પેનલ શું છે પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ સીન પેનલ વર્લ્ડ પેનલ અને ઓબ્જેક્ટ પેનલ માં વિવિધ સેટિંગો સુયોજનો શું છે હું માનું છુ કે તમને બ્લેન્ડર ઈન્ટરફેસનાં મૂળભૂત તત્વો વિશેની જાણ છે
જો નથી તો અમારું પહેલાનું ટ્યુટોરીયલ બેસિક ડિસ્ક્રિપ્શન ઓએફ થે બ્લેન્ડર ઇન્ટરફેસ નો સંદર્ભ લો
પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે
પ્રોપર્ટીઝ વિન્ડોની પહેલી પેનલ અને સુયોજનોને આપણે પાછલા ટ્યુટોરીયલમાં પહેલાથી જ જોઈ ચુક્યા છીએ
ચાલો પ્રોપર્ટીઝ વિન્ડોમાંની આગલી પેનલો જોઈએ
સૌપ્રથમ વધુ સારી રીતે જોવા અને સમજવાં માટે આપણે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરવું જોઈએ
પ્રોપર્ટીઝ વિન્ડોનાં ડાબી ધાર ઉપર ડાબું ક્લિક કરો પકડી રાખો અને ડાબી બાજુએ ખસેડો
આપણે હવે પ્રોપર્ટીઝ વિન્ડોના વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ
બ્લેન્ડર વિન્ડોનાં માપમાં કેવી રીતે ફેરબદલ કરવું એ શીખવાં માટે અમારું ટ્યુટોરીયલ હોવ ટીઓ ચાંગે વિન્ડો ટાઇપ્સ ઇન બ્લેન્ડર જુઓ
પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પક્તિમાં બીજા આઈકોન પર ડાબું ક્લિક કરો
આ સીન પેનલ છે
કેમેરા એ દૃશ્યને રેન્ડર કરવાં માટે વપરાતો સક્રીય કેમેરો છે
યુનિટ્સ દૃશ્યમાં ઓબ્જેક્ટોનું માપ નક્કી કરે છે
બ્લેન્ડરમાં એનીમેટ કરવાં માટે આ ખુબ ઉપયોગી અને મહત્વપૂર્ણ છે
મૂળભૂત રીતે યુનિટ્સ એ નોને અને ડિગ્રીસ થી સુયોજિત છે
મેટ્રિક પર ડાબું ક્લિક કરો
હવે આપણા દૃશ્યમાં તમામ ઓબ્જેક્ત્સ મીટરમાં માપવામાં આવશે
ગ્રેવિટી ને જોઈએ
નોંધ લો કે ગ્રેવીટીનાં ઝિઝ યુનિટો મીટર્સ પેર સેકન્ડ સ્ક્વેર માં બદલાઈ ગયા છે
જયારે આપણે બ્લેન્ડરમાં ફીજીક્સ ભૌતિકવિજ્ઞાન વાપરીને ઓબ્જેક્ટોને એનીમેટ કરીએ છીએ ત્યારે ગ્રેવીટી ઉપયોગમાં આવે છે
આપણે તે પછીનાં ટ્યુટોરીયલમાં જોઈશું
પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ત્રીજા આઈકોન પર ડાબું ક્લિક કરો
આ વર્લ્ડ પેનલ છે
અહીં આપણે બ્લેન્ડરનાં વર્લ્ડ સુયોજનોને અથવા બેકગ્રાઉન્ડ પૃષ્ઠભૂમિ સુયોજનોને બદલી કરી શકીએ છે
બ્લેન્ડ સ્કાય પર ડાબું ક્લિક કરો
પ્રીવ્યું ગ્રેડીએન્ટ ઢાળ રંગમાં બદલાઈ જાય છે
પરંતુ 3ડી વ્યુ સમાન જ દેખાય છે
તો આપણે કેવી રીતે જાણી શકીએ કે વાસ્તવમાં બેકગ્રાઉન્ડ બદલાયું છે કે નહી
સક્રીય કેમેરા વ્યુને રેન્ડર કરવાં માટે ફ12 દબાવો
આપણે હવે બેકગ્રાઉન્ડમાં ફેરફાર જોઈ શકીએ છીએ
રેન્ડર ડિસ્પ્લે બંધ કરો
ઝેનિથ કલર પર ડાબું ક્લિક કરો
મેનુંમાંથી એક રંગ પસંદ કરો
હું સફેદ પસંદ કરી રહ્યી છું
હવે બેકગ્રાઉન્ડ કાળા અને સફેદ ગ્રેડીએન્ટ સાથે રેન્ડર થશે
વર્લ્ડ પેનલમાં બીજા અન્ય સુયોજનો છે એમ્બિયન્ટ ઓક્લુઝન એન્વાયર્નમેન્ટ લાઇટિંગ ઇન્ડાયરેક્ટ લાઇટિંગ ગેથર મિસ્ટ સ્ટાર્સ
આ સુયોજનોને લાઇટિંગ ઇન બ્લેન્ડર બ્લેન્ડરમાં પ્રકાશ વિશેનાં વધુ અદ્યતન ટ્યુટોરીયલોમાં સમજાવામાં આવશે
પ્રોપર્ટીઝ વિન્ડોની ઉપરની પંક્તિમાં ચોથા આઈકોન પર ડાબું ક્લિક કરો
આ ઓબ્જેક્ટ પેનલ છે
અહીં સક્રીય ઓબજેક્ટ માટેના સુયોજનો છે
મૂળભૂત રીતે ક્યુબ સક્રીય ઓબજેક્ટ છે
તો અહીંના તમામ સુયોજનો સમઘન માટે છે
ટ્રાન્સફોર્મ એ સક્રીય ઓબજેક્ટનું સ્થાન રોટેશન અને માપ નક્કી કરે છે
લોકેશન હેઠળ એક્સ 0 પર ડાબું ક્લિક કરો
તમારા કીબોર્ડ પર 1 ટાઈપ કરો અને એન્ટર દબાવો
સમઘન એક્સ ધરી પર 1 યુનિટ જેટલું આગળ ખસે છે
તો આ રીતે આપણે સક્રીય ઓબજેક્ટને ખસેડવાં ફેરવવાં અને માપ વધઘટ માટે ઓબ્જેક્ટ પેનલ વાપરી શકીએ છીએ
બ્લેન્ડરમાં કીફ્રેમોને એનીમેટ કરતી વખતે આ અત્યંત ઉપયોગી છે
3ડી વ્યુંમાં કેમેરા પર જમણું ક્લિક કરો
નોંધ લો કેવી રીતે ઓબજેક્ટ પેનલમાં ટ્રાન્સફોર્મ હેઠળ સ્થાન રોટેશન અને માપનાં એકમો બદલાઈ ગયા છે
આ પસંદીત કેમેરા માટેના સુયોજનો છે
આગળનું સુયોજન છે રિલેશન્સ
અહીં આપણે આપણા સક્રીય ઓબજેક્ટ માટે લેયર સ્તર અને પેરેન્ટ ને નક્કી કરી શકીએ છીએ
લેયર્સ હેઠળ બીજા ચોરસ પર ડાબું ક્લિક કરો
કેમેરો હવે અદૃશ્ય છે
આમ જોઈએ તો તે બીજા લેયર પર ખસેડાઈ ગયો છે
કારણ કે જો લેયર અદૃશ્ય છે તો કેમેરો પણ અદૃશ્ય રહશે
3ડી વ્યુંની નીચેની બાજુએ ડાબે ખૂણે વ્યૂ માં જાઓ
મેનું ખોલવા માટે ડાબું ક્લિક કરો
શો અલ્લ લેયર્સ પસંદ કરો
3ડી વ્યુંમાં કેમેરાને ફરીથી જોઈ શકાય છે
જયારે એક દૃશ્યમાં અનેક ઓબજેક્ટ સાથે કામ કરતા હોઈએ ત્યારે લેયર્સ અત્યંત ઉપયોગી છે
ઓબજેક્ટ પેનલમાં રિલેશન્સ હેઠળ પેરેન્ટ પર ડાબું ક્લિક કરો
પેરેન્ટ એ તમામ 3ડી એનીમેશન સોફ્ટવેરોમાં વપરાતું સૌથી મહત્વપૂર્ણ એનીમેશન ટૂલ છે
આપણે આને બ્લેન્ડર એનીમેશન ટ્યુટોરીયલોમાં ખુબ વાપરીશું
ક્યુબ પસંદ કરો કેમેરો ક્યુબ ઘન ઉપર પેરેન્ટ થયો છે
ક્યુબ એ પેરેન્ટ ઓબજેક્ટ છે અને કેમેરો એ ચાઈલ્ડ ઓબજેક્ટ છે
ચાલો જોઈએ આનો શું અર્થ છે
3ડી વ્યુંમાં સમઘનને પસંદ કરવા માટે જમણું ક્લિક કરો
ભૂરાં હેન્ડલ ઉપર ડાબું ક્લિક કરો પકડી રાખો અને તમારા માઉસને ઉપર અને નીચે ફેરવો
કેમેરો સમઘન સાથે ઉપર અને નીચે ફરે છે
ક્યુબ માટે નવા સ્થાનની ખાતરી કરવા માટે સ્ક્રીન પર ડાબું ક્લિક કરો
3ડી વ્યુંમાં કેમેરાને જમણું ક્લિક કરો
હવે ઓબજેક્ટ પેનલમાં પેરેન્ટ પર પાછા જાઓ
પેરેન્ટ ને ડાબું ક્લિક કરો
તમારા કીબોર્ડ પર બેકસ્પેસ દબાવીને એન્ટર દબાવો
કેમેરો હવે ક્યુબને પેરેન્ટ થયેલ નથી
તે 3ડી વ્યુંમાં તેની મૂળ સ્થાન ઉપર દર્શાવાય છે જયારે કે ક્યુબ નવા સ્થાન ઉપર રહે છે
એનો અર્થ એ છે કે પેરેન્ટ કરવાથી ચાઈલ્ડ ઓબજેક્ટની મૂળ ટ્રાન્સફોર્મ સુયોજનોને બદલતું નથી
તો આ ટ્યુટોરીયલમાં આપણે પ્રોપર્ટીઝ વિન્ડો હેઠળ સીન પેનલ વર્લ્ડ પેનલ અને ઓબ્જેક્ટ પેનલ વિષે શીખ્યા
બાકીની પેનલોને આવનારા ટ્યુટોરીયલમાં શીખીશું
હવે આગળ વધો અને એક નવી બ્લેન્ડ બ્લેન્ડ ફાઈલ બનાવો
સીન યુનિટ મેટ્રિક થી બદલો
વર્લ્ડ રંગને બ્લેન્ડ સ્કાય લાલ અને કાળામાં બદલો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
આ વિશે વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે oscariitbacઇન અને spoken tutorialorgnmeict ઇન્ટ્રો
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપો કાર્યશાળાઓનું આયોજન કરે છે
જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે
વધુ વિગત માટે કૃપા કરી અમને contactspoken tutorialorg પર સંપર્ક કરો
અમને જોડાવાબદ્દલ આભાર
અને આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું